ક્ટચ માં સુયોજનો રૂપરેખાંકિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં તમે તાલીમ સ્તર બદલવું ટાઈપ ની ઝડપ સંતુલિત કરવું શોર્ટ કટ કીઓ રૂપરેખાંકિત કરવું
ટૂલબાર રૂપરેખાંકિત કરવું
ટાઈપીંગ મેટ્રિક્સ જોતા શીખીશું
અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 1110 પર ક્ટચ આવૃત્તિ 171 નો ઉપયોગ કરી રહ્યા છીએ
ક્ટચ ખોલો
આપણે સ્તર 1 ઉપર છીએ
ચાલો બીજા સ્તર પર જઈએ જે 2 છે
તાલીમ સ્તર 2 થી વધારવા માટે લેવેલ ફિલ્ડની બાજુમાં ટોપ ત્રિકોણ ચિહ્ન પર ક્લિક કરો
નોંધ લો કે શું થાય છે જયારે આપણે સ્તર 2 થી બદલીએ છીએ
ટીચર્સ લાઇન માં અક્ષરોમાં ફેરફાર થાય છે
ન્યૂ કેરેક્ટર્સ ઇન થિસ લેવેલ હેઠળ દર્શાવેલ અક્ષરો જુઓ
તે પણ બદલાયા છે
પસંદ કરેલ સ્તર માટે પ્રેક્ટીસ કરવા માટે આ અક્ષરો છે
હવે ટાઈપ કરવાનું શરૂ કરીએ
હવે ટીચર્સ લાઇન માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરીએ
સ્ટુડન્ટ લાઇન લાલમાં બદલાય છે
તમે બીજું શું જુઓ છો
કરેક્ટનેસ ફિલ્ડમાં પ્રદર્શિત થયેલ ટકા ઘટે છે
બેકસ્પેસ દબાવો અને ભૂલ રદ કરો
હવે તાલીમ વિકલ્પો સુયોજિત કરતા શીખીએ
તાલીમ વિકલ્પો શું છે
આપણે ટાઇપ કરવાની ઝડપ અને ચોકસાઈ ટાઈપ કરવાની ચોકસાઈ માટેની ટકાવારી પરિમાણો બદલવા માટે તાલીમ વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ
આપણે ચોક્કસ સ્તરમાં લીટીઓની સંખ્યા જે ટાઇપ કરી શક્ય છે તે પણ બદલી શકીએ છીએ
મુખ્ય મેનુ માંથી સેટિંગ્સ પસંદ કરો અને કોન્ફિગર ક્ટચ પર ક્લિક કરો
કોન્ફિગર - ક્ટચ સંવાદ બોક્સ દેખાય છે
કોન્ફિગર - ક્ટચ ની ડાબી પેનલ માંથી ક્ટચ સંવાદ બોક્સ ટ્રેનિંગ ઓપ્શન્સ ઉપર ક્લિક કરો
જમણી પેનલ હવે વિવિધ તાલીમ વિકલ્પો દર્શાવે છે
ટાઇપિંગ સ્પીડ કરેક્ટનેસ અને વર્કલોડ માટે ઉપલી સીમા સુયોજિત કરો
લિમિટ્સ હેઠળ સ્તર વધારવા માટે ચાલો ટાઇપિંગ સ્પીડ ને 120 કેરેક્ટર્સ પેર મિન્યુટ કરેક્ટનેસ ને 85 થી સુયોજિત કરો
અંતે વર્કલોડ માટે 1 સુયોજિત કરો
આનો અર્થ છે આપણે દરેક સ્તર પર માત્ર એક જ વાક્ય પૂર્ણ કરવાની જરૂર છે
આપણે પછી આપમેળે આગલા સ્તર પર સ્થળાંતર થશું
જો તમે આગલા સ્તર પર આગળ વધો તે પહેલાં આ સ્તર માટે તાલીમ પૂર્ણ કરવા ઈચ્છો છો તો કોમ્પ્લીટ વ્હોલ ટ્રેનિંગ લેવેલ બેફોર પ્રોસીડિંગ બોક્સ ચેક કરો
ટાઇપિંગ સ્પીડ અને કરેક્ટનેસ માટે નીચલી સીમા સુયોજિત કરો
લિમિટ્સ ટીઓ ડિક્રીઝ એ લેવેલ હેઠળ ટાઇપિંગ સ્પીડ ને 60 કેરેક્ટર્સ પેર મિન્યુટ એન્ડ કરેક્ટનેસ ને 60 થી સુયોજિત કરો
રિમેમ્બર લેવેલ ફોર નેક્સ્ટ પ્રોગ્રામ આ બોક્સ ચેક કરો
એપ્લાય ઉપર ક્લિક કરો
ઓક ઉપર ક્લિક કરો
આપણે કરેલા ફેરફારો ત્યારે જ લાગુ પડે છે જયારે ફરીથી નવું સેશન શરૂ કરીએ
સ્ટાર્ટ ન્યૂ સેશન પર ક્લિક કરો અને કીપ કરન્ટ લેવેલ પસંદ કરો
ફરી લખવાનું શરૂ કરીએ
નોંધ લો કે શરૂઆતમાં ઝડપ 0 છે
આપણે ટાઇપ કરીએ તે પ્રમાણે તે વધે અથવા ઘટે છે
પૌસે સેશન ઉપર ક્લિક કરો
જયારે પોઝ કરીએ છીએ તો ટાઈપીંગ સ્પીડ એ જ ગણતરી ઉપર રહે છે
ફરી ટાઈપીંગ શરૂ કરીએ
નોંધ લો કે જેવી સ્પીડ 60 નીચે જાય છે સ્પીડ પાસે લાલ વર્તુળ ચમકે છે
આ સૂચવે છે કે સ્પીડ નીચલી મર્યાદા નીચે ઘટી છે જે 60 છે
હવે નંબર 4 લખો જેTeachers લાઇન માં પ્રદર્શિત નથી
સ્ટુડન્ટ્સ લાઇન લાલ થાય છે
કરેક્ટનેસ ની ટકાવારી પણ ધટી છે
શું તમે ટીચર્સ લાઇન માં આપવામાં આવેલ અક્ષરોના સમૂહ અથવા અક્ષર વચ્ચે સ્પેસીસ જોઈ શકો છો
હવે હું આ શબ્દ પછી સ્પેસ બાર ન દબાવીશ
સ્ટુડન્ટ્સ લાઇન ફરીથી લાલ થઇ છે
આનો અર્થ છે કે સ્પેસીસ પણ યોગ્ય રીતે ટાઇપ થયેલ હોવું જોઈએ
સ્ટુડન્ટ્સ લાઇન માં સમગ્ર વાક્ય લખીને પૂર્ણ લખો અને Enter દબાવો
લેવેલ 3 માં બદલાઈ ગયેલ છે
લેવલ 3 માં કેમ બદલાયું છે
કારણ કે આપણે વર્કલોડ 1 થી સુયોજિત કરેલ છે
તેથી જયારે આપણે સ્તર 2 માટે એક લીટી પૂર્ણ કરી અને Enter દબાવીએ છીએ ત્યારે આગલા સ્તર પર જઈએ છીએ
નોંધ લો કે નવા અક્ષરો ટીચર્સ લાઇન માં દર્શાવેલ છે
શું તમે તમારા ટાઈપીંગ સેશનના સ્કોર્સ જાણવા ઈચ્છો છો
લેક્ચર સ્ટેટિસ્ટિક્સ ઉપર ક્લિક કરો
ટ્રેનિંગ સ્ટેટિસ્ટિક્સ સંવાદ બોક્સ દેખાય છે
ટેબ્સ પર ક્લિક કરો અને દરેક શું સૂચવે છે તે જુઓ
કરન્ટ ટ્રેનિંગ સેશન પર ક્લિક કરો
આ જનરલ સ્ટેટિસ્ટિક્સ વિગતો ટાઈપીંગ ની ગતી ટાઈપીંગ ની ચોકસાઈ અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તે અક્ષરો વિષે વિગતો દર્શાવે છે
કરન્ટ લેવેલ સ્ટેટિસ્ટિક્સ ટેબ કરન્ટ ટ્રેનિંગ સેશન ટેબમાં પ્રદર્શિત વિગતો સમાન જ વિગતો દર્શાવે છે
મોનિટર પ્રોગ્રેસ ટેબ તમારી ટાઈપીંગની પ્રગતિ ગ્રાફિક સાથે દર્શાવે છે
સંવાદ બોક્સ બંધ કરો
તમે તમારી પોતાની શોર્ટ કટ કીઝ બનાવી શકો છો
શોર્ટ કટ કીઝ શું છે
શોર્ટકટ કીઓ બે કે તેથી વધુ કીઓનું મિશ્રણ છે જે મેનુ વિકલ્પોના ઉપયોગને બદલે કીબોર્ડ પરથી દબાવવામાં આવે છે
લેક્ચર સ્ટેટિસ્ટિક્સ જોવા માટે શોર્ટકટ કી રૂપરેખાંકિત કરો
મુખ્ય મેનુ માંથી સેટિંગ્સ પર ક્લિક કરો શોર્ટ કટ્સ રૂપરેખાંકિત કરો
કોન્ફિગર શોર્ટ કટ્સ - ક્ટચ સંવાદ બોક્સ દેખાય છે
શોધ બોક્સમાં લેક્ચર સ્ટેટિસ્ટિક્સ દાખલ કરો
લેક્ચર સ્ટેટિસ્ટિક્સ પર ક્લિક કરો
કસ્ટમ પસંદ કરો અને નોને ઉપર ક્લિક કરો
ઇનપુટ કરવા માટે આઇકોન બદલાય છે
હવે કીબોર્ડ પરથી Shift અને એ કી એકસાથે દબાવો
નોંધ લો આઇકોન હવે ShiftA અક્ષરો દર્શાવે છે ઓક પર ક્લિક કરો
હવે Shift અને એ કી એકસાથે દબાવો
ટ્રેનિંગ સ્ટેટિસ્ટિક્સ સંવાદ બોક્સ દેખાય છે
બહાર નીકળવા માટે ક્લોઝ પર ક્લિક કરો
ક્ટચ ટૂલબાર રૂપરેખાંકિત કરવા માટેની પણ પરવાનગી આપે છે
ધારો કે આપણે ક્વિટ ક્ટચ આદેશ આઇકોન તરીકે પ્રદર્શિત કરવું છે
મુખ્ય મેનુ માંથી સેટિંગ્સ પર ક્લિક કરો અને કોન્ફિગર ટૂલબાર્સ પર ક્લિક કરો
કોન્ફિગર ટૂલબાર્સ - ક્ટચ સંવાદ બોક્સ દેખાય છે
ડાબી પેનલમાં વિકલ્પની યાદીમાંથી ક્વિટ આઇકોન પસંદ કરો
તે પર ડબલ ક્લિક કરો
આઇકોન જમણી પેનલ પર ખસેડવામાં આવેલ છે
એપ્લાય પર ક્લિક કરો અને પછી ઓક પર ક્લિક કરો
ક્વિટ આઇકોન હવે ક્ટચ વિન્ડો પર પ્રદર્શિત થાય છે
ક્ટચ પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલ માં આપણે તાલીમ સ્તર કેવી રીતે બદલવું ટાઈપીંગ ની ઝડપ અને ચોકસાઈ કેવી રીતે મોનીટર કરવું તે શીખ્યા
આપણે કીબોર્ડ શોર્ટકત અને ટૂલબાર રૂપરેખાંકિત કરતા પણ શીખ્યા
અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે
કોન્ફિગર ક્ટચ હેઠળ વર્કલોડ 2 થી બદલો
કોમ્પ્લીટ વ્હોલ ટ્રેનિંગ લેવેલ બેફોર પ્રોસીડિંગ બોક્સ ચેક કરો
હવે એક નવું ટાઈપીંગ સેશન ખોલો અને ટાઈપીંગની પ્રેકટીશ કરો
અંતે લેક્ચર સ્ટેટિસ્ટિક્સ તપાસો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
જોડાવા બદ્દલ આભાર